આમ આ લોકો ની દશા ખુબ દયાની વાત છે વારસો થી લોકોને લુંટ્યા તે વાત કદી ભોગવી રહ્યા છે. હાલ તેમનુ કાર્યોના હપ્તા નથી ભર્યા પ્રવત આયોજકો ઉપાડી ચટાવતા હતા અત્યારે

તેમના સુર્વીગો આવી કે રીતે ને જકાય દીધું આજે અત્તર ઉંચી નથી કરી સકતા વિડીયો શુટિંગ વાળા મિઠાઈનની ઓફિસ મોટી દુકાનો વાળા બજારના કેતે જેવા વેપારીઓ શાકભાજીના બગાડો જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર

તેમ સૂર્ય કુકર લૂંટી પડતા અને તેના હાડમાંસ ચૂસવામાં કોઈ કંઈ તે વકીલોને આજે ચ અને મસાલાની પડીકીમાં ફાંફા પડી રહ્યા છે પણ સમય આવે તો કુદરત કોઈનો ન્યાય કરે છે. હજુ જે નથી સુધાર્યા તેમને પણ આજે નહિ તો કાલે નંબર આવાનો જ છે ભગવાનની લાઠીનો અવાજ નથી થતો કર્મ કોઈને છોડતું નથી કેમકે એમનો એક દીકરો ગુમાવી દીધો કોઈ કે માં કે બાપ ગુમાવી દીધા કોઈક નું આખું કુટુંબ હોમાય ગયું કેટલાક કરોડો અબજો ની સંપત્તિ વાપરવા ના રહ્યા હજુ ઊંડે ઊંડે પણ જે થોડી માનવતા બચી હોય તો પાછા પડી જાવ કર્મોની ગતિ ન્યારી છે આ પુષ્ટ જેને લાગુ પડે તેમને સુધારવા માટે હાજી સમય છે એટલે કે ઉપરવાળાનું ડર રાખવું બીજી વાત ચાન્સ નહિ મળે સારું લાવો તો સેર કરો થેન્ક યુ આજનો આપનો બીજો ટોપિક છે બે હાજર પચાસમાં દુનિયા કેવી હશે ભવિષ્ય અંગેની ખાસ જે ઉછેરવા લાગી છે. માનવીએ પોતાના ભવિષ્ય નું હંમેશા કૂતરું બનવું છે એટલે જ્યોતિષો અને સંડેકરણ ચાલે છે આવી કલ્પના માનવીને તેના ભવિષ્ય માટે પાજિત હતા અને આયોજન કરતા શીખવે છે એટલે આવી કલ્પના પછી ભૌતિક રીતે કાકર પણ થાય છે. ચૂગે વેન મહાન ભવિષ્ય રેતા સહર્ષ કથાના લેખક હતા વિધુત કડીના પાર ગ્રહો ચડાઈ રોકેટ તતડ પ્રવેશ સબમરીન પૃથ્વીનું ચંદ્રનું અંતર તેમને તેટલું છે કાચું પડેલું અને તે નાસાઓ આપેલા અંદાજ થી થોડા મીટર

એ કદાચ સારું થાય જાય છે એ બેઠકો વોરચુનીત્તી ભાન્તિકાળ અભ્યાસ વધુ ને વધુ આવત અને સારા છે કરીને અને ઈન્ટરનેટ લોકોનું મૂળભૂત અધિકાર ગણાય છે અને કલ્પના થાય શકે છે કેટલો સારો સુધારો આવે છે લોક ચેન્જ ટેક્નોલોજી સામાન્ય બની જશે ખેતીને જમીનો નહિ એટલે વર્ટિકલ ખેતી માટેના સાવજ હોય છે અને લાતી વિભાગ તેથી હજુ કોમિક્સ નો ખુબ પ્રચાર છે ઓર્ગેનિક ચીજો ફરજીયાત થતા લોકોમાં આવે તેમાં સુધારો થશે વિશ્વના સીતેર ટાકા કરતા વધુ વસ્તી શહેરોમાં હોય છે. એટલે જયારે પરિવારોમાં શ્રેસ્ટ સાધનો વિકાસ પામશે એરપાલેટ બુલેટ છે હોડકા સાઈલ્ડ બીબાની સૈકા મોટા ટ્રક દ્વારા પહાડી વિસ્તારોમાં માલ સમાન ની માણસોની હેરફેર થશે ટેલાઈસ્કા સામાન્ય બનશે ટ્રોન દ્વારા ચીજોની હોમ ડીલેવરી સામાન્ય થશે શરીરમાં વિવિધ ચીજ મુકાશે કે લોકો કોઈ પણ અપહરણ નહિ કરી શકે કે કર પણ ચોરી નહિ કરી શકે શરીરના અગત્યના અંગો જેવા કે કિડની હૃદય લીવર આખો વગેરે મૃત્યુ પછી ફરજીયાત કાઢી લેવાય એવું પણ બનશે જેટલે લખો દર્દી ઓ ને ફાયદો થઈ જેમનો અત્યરે અંગો કાઢી લેવાય છે પરંતુ તે સાંભર્યું છે એવા હેલ્થઓ વીંટ કવર હાઇડ્રોજન ગેસ વગેરેની બોલબાલા થતા પર્યાવરણમાં મોટો સુધારો થઈ અને દુનિયાને પરેશાન કરતા રબ દેશો પાછા હતા જેવા ઉંટ અને દેવીં કાબિલબે ભેગા થઈ જશે પેટ્રોલ ડિસલ કોઈ લેશે નય અને જો પર્યાવરણ ની કાળજી નહિ લેવાય સ્ટીફન હોકી દ્વારા આગાહી રચી છે તે છપ્પન વર્ષ માં પૃથ્વી રહેવા લાયક નહિ રહે તેમાં હવે ઉમેરો થયો છે. સારી થાય જશે આમ બને ત્યાં સુધી એશિયા આફ્રિકામાં સુવર્ણ વૃક્ષ સારું થઈ છે ત્રણસો દિવસ કરતા સારેવસન છે જે બેહદ અંગીકા વડે સાપેક્ષ મહત્વ સ્થાપ્યું અમેરિકા મહા સપ્તાહ નું સ્થાન ધીમે ધીમે ગુમાસે ભારત કાળનીતિ સમિતિમાં કાલનું સત્ય બને છે બે હાજર પચાસ સુધી માં ભારત મૂળ માંથી અમેરિકા ના પ્રેસિડન્ટ બનવા તરફ આગળ વધશે તેવી ચોક્કાસ પ્રજ્ઞા માં છે કદાચ ગુજરાત પટલ પણ થાય તો અત્યરે જેમ સુરતમાં ચૂંટણી હોય ત્યરે સૌરાષ્ટ્ર માંથી બસો કરોડ ની સુલે સુતરાય છે તેમ ભારતીય વિમાનો ધરાવતી સૌ અને પ્રચાર કરવા જાય તેવું દેખાય છે. થેન્ક યુ

FISDIS Foreign Institutional investor domestic institutional investor FIS એક એવો કે Investor Investment fund જેમની ઈન્વેસ્ટમેન્ટ ઇન્ડિયાની બહાર થી કરવામાં આવે છે Domestic Institutional investor case માટે insurance company, mutual funds house, pensión fund કે પછી provident fund હોઈ શકે છે ઉદાહરણ તરીકે Black Rock Foreign Government જે ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કરી રહી હોય એને FIS કહી શકાય અને પછી એચડીએફસી બેન્ક એસબીઆઇ મ્યુચ્યુઅલ ફંડ BII નો ઉદાહરણ છે આવા institutes પાસે મોટુ capital હોય છે કોઈ પણ દિશામાં ડિરેક્ટ કરવાની ક્ષમતા પણ હોય છે આથી તેના ઇન્વેસ્ટર માટે actual bull berish બની જાય છે

અને ઓછામાં ઓછું પાંચ હજાર કરોડનું માર્કેટ capitalization આ વિડીયો માટે અમે આ details twenty seven November twenty twenty two closing સેટ કરી છે જો પેલી કંપની જોઈએ જે છે અતુલ લિમિટેડ આ કંપની ઇન્ડિયા ની સૌથી મોટી Integrated Chemical Company છે અતુલ લિમિટેડ Diversify Integrated Indian Chemical Company છે જે ગુજરાતના લાલભાઈ ગ્રુપ નો હિસ્સો છે જે પ્રોડક્ટ કંપની બનાવે છે જુદી-જુદી industry માં use થાય છેઅને મોટાભાગે બે segment પણ કરી શકાય એક License Chemical Other Chemical Business જેમાં સાત સાત segment છે જેમકે Aromatic bulk chemical Colors crop protection floorer Pharmaceutical and Polymer અતુલ લિમિટેડ શહેર હોલ્ડિંગ પાર્ટનરને જોઈએ તો એક FIS BISpublic promoters છે FISDISholding ના થોડો વધારો પણ જોવા મળ્યો છે promoter goverment Pension Global અને કોટકના મિડ કેપ ફૂંડ માં પાન આમાં ઈન્વેસ્ટમેન્ટ પન છે આતુલ નાં DIS ડીએસપી small cap fund એચડીએફસી ટ્રસ્ટી કંપની લિમિટેડ એચડીએફસી મિડકેપ ઓપ્પેર્ચુનીતિએસ પણ અને એસબીઆઇ લાઇફ ઇન્સ્યોરન્સ એવા નામ સામેલ છે કંપનીના strength ની વાત કરીએ તો અતુલ લિમિટેડના ઓપરેશન Chemical sector બે segment divide કરી શકાય જે છે Performance and Other Chemicals એટલે POCLifetime ChemicalsLLC આ બે segment જોઈએ તો POCnet sale net sale contribution financial year twenty two seventy one percent છે જેમાં Polymer Aromatic Colors major contributors રહ્યા છે અને LHCnet sale contribution nine percent છે અને એમાં Crop production major contributors રહ્યું છે આ સિવાય અતુલની Revenue slip Diversify

જે પોતે એક Third generation entrepreneurs છે અતુલ ની મેનેજમેન્ટ ખૂબ જ એક્સપિરિયન્સ છે અને તે RNDFocus Company છે જેમાં

In international crude oil prices fluctuations લીધે Increase company profitibility અસર દેખાઈ શકે છે આ સિવાય Chemical Industries Cycle demand ખુબજ Valuable હોય છે અતુલ ને National International ખાતા કંપનીનું Competition Fix કરવું પડે છે અતુલમાં Institutional holding જોઈએ Promoters holding zero point zero one percent થી વધી છે FISzero point three eight percent વધી છે DISzero point zero four percent પર વધી છે સ્ક્રીન પર અમે અમુક Financial and Technical Indicators Financial and Technical Indicators અતુલ લિમિટેડ નું CMPCurrent market price eight thousand two hundred one point five five PEratio forty point four four che equities zero point zero two પર છે

અમે આમાં બે Technical indicator add કર્યા છે જેનાથી તમે સ્ટોક ને Technical perspective Analyse કરી શકો છો આ બે Technical indicator two hundredDMA જો એ કંપની નો સ્ટોક two hundred વધારે thred થઈ રહ્યું છે તો સ્ટોક ને bullish sentiment મા ગણી શકાય અને જો two hundred DMA થી ઓછું છે તો એ berish sentiment નો સંકેત છે અને જો RSI ની વાત કરીએ તો ત્રીસ થી ઓછું RSI Oversold ગણી શકાય છે Trend reversal expect કરી શકાય છે એટલે Downtrend પણ ઉપર જઈ શકે છે અને જો value

JSWSteel primaryIMESteel product manufacturer છે સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ કંપની સોઢ હજાર કરોડ નું સૌથી મોટું માર્કેટકેપ છે આ કંપની ના બધા જ તમને સ્ટીલ પ્રોડક્ટ જેમકે ગેલવે લીન Special Lloyd Galvanize પણ મળશે જે એસ ડબલ્યુ ના શેરહોલ્ડર forty five point two percent promoters ten point seven five percentFIS છે DISnine point two five percent Public investment thirty three point seven percent છે આમાં ગવર્મેન્ટ ના zero point five one percent investment છે અન્ય zero point six percent પર છે FIS માં જોઈએ તો લોટસ ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ અને મોર્ગન સ્ટેન્લી જેવા નામ શામેલ છે BIS જોઈએ તો એલ. આઇ. સી ઇન્ડિયા અને એલ. આઇ. સી યુનિટ growth પણ જેવા નામ શામેલ છે JSWstrenght જોઈએ તો એ પહેલી કંપની છે જે cotex Technology hot metal produce કરે છે કંપની આ ટેક્નોલોજીને આગળ લઈ ગઈ વગર ટેસ્ટિંગ કારણ કે આનાથી એન્વાયરમેન્ટ ના જોરદાર લાભ છે cortex Technology Cost effective environment friendly અને આનાથી વધુ યુનિટ પણ પ્રોડ્યુસ થઈ શકે કંપનીને ખાસુ Location advantage પણ છે તેનું Dolvi plant કોર્ટ પાસે છે અને વિજયનગર પ્લાન્ટ કર્ણાટકના બીલારી ડિસ્ટ્રિક્ટ માં છે જ્યાં Iron over deposit હોવાને કારણે Fred cost ની સેવિંગ થઈ જાય છે JSW weakness મા એક Unique problem છે કે કંપનીએ બે કંપની acquire કર્યું છે યુએસ અને ઈટલી બન્ને કંપની ખરાબ પર્ફોમન્સ કરી લોસ પોસ્ટ કરી રહી હતી હાલમાં યુ. એસ subsidiary એ પ્રોડક્ટ બનાવવાના શરૂ કર્યા છેપણ ઇટાલિયન subsidiary હજુ પણ લોસ માં છે આનાથી JSW consolidated financial position મા અસર દેખાય છે Material cost expenses sixty six percent પર હતી આનાથી કંપનીના Margin effect થયા જેમાં OPMfour percent રહ્યું Input cost inflation પણ કંપની માટે પ્રોબ્લેમ સાબિત થઈ શકે સામાન્ય રીતે કંપની inflation કસ્ટમર ટ્રાન્સફર કરે છે પણ ઇનપુટ કોસ્ટ માં એવું થઇ નથી શકતું JSWSteel institutional holding Promoters share zero point one seven percent વધારે જોવા મળ્યો છે FISzero point one four percentDISzero point one eight percent વધારે જોવા મળ્યો છે સ્ક્રીન પર અમુક key financial and Technical indicators જોઈ શકે છે જેએસડબલ્યુ સ્ટીલ લિમિટેડ Current market price seven twenty six point two zero PE ratio twenty two point seven zero equity one point two five percent છે અને પાંચ year sales cager growth twenty one point four percent ROE thirty seven point six two percent છે અને એક વર્ષના રીટન્સ જોઈએ તો fifteen point five percent પર છે five year CAGR returns twenty three point three percent પર છે two hundred DMA rupees six fifty one પર છે અને RSIfourteen sixty five છે તો આવો ત્રીજી કંપની જોઈએ જે છે એ સ્ટાર લિમિટેડ ninteen niety six five Establish Astral pipe Premium of plumbing Granite system manufacturer કરવાના EMP શરૂ થઈ હતી આજે આ કંપની લાખો ઘરોમાં કીર્તક કરે છે astral pipe product mix ખાસુ diversify છે જેમાં જુદા જુદા પાઇપ છે જેમકે પ્લમ્બિંગ એગ્રીકલ્ચર અને Drainage માટે આમાં વોટર ટાઈમ fire fit club અને અન્ય પાઇપ્સ પણ સામેલ છે એ સ્ટારનો શેરહોલ્ડિંગ પેટર્ન જોઈએતો અતુલ સાથે આમાં ખાસ સમાનતા જોવા મળે છે ચારેય Entertainer healthy mix છે

UTIflexi cap fund Axis Mutual Fund જેવા નામ સામેલ છે કંપનીની strength જોઈએ તો પ્રોડક્ટની મોટી રેન્જ સિવાય એ સ્ટાર પાઇપ Operating efficiency માં વધારો જોયો છે ROCthirtypercent level એ પહોંચી ગયું છે ROC Financial Indicators છે જે દર્શાવે છે કંપની કેપિટલ બિઝનેસમાં કેટલું Efficiency વાપરી રહી છે weakness માં જોઈએ તો એસટોલ રો મટીરીયલ મોટાભાગે cpvc resin PVC resin હોય છે આ બંને ક્રૂડ ઓઇલના પ્રોડક્ટ છે PVC prices ક્રુડ ઓઇલ સાથે એટલે આનાથી Fluctuation Profit margins માં પણ ફેરબદલ જોવા મળે છે ઈન્સ્ટીટ્યુશન હોલ્ડિંગ જોઈએ તો પ્રમોટર્સ માટે zero point one two percent વધારે જોવા મળ્યો છે FIS માટે zero point one અને DISzero point seven seven percent નું વધારે જોવા મળ્યું છે સ્ક્રીન પર તમે key financial and Technical indicators જોઈ શકો છો Aster Limited current market price report report one thousand eight hundred ninety four rupees PE ratio eighty nine point two seven છે equity zero point zero four પણ છે અને પાંચ વરસ નું sales cager growth eighteen point three two percent છે ROEtwenty two point five seven percent પર છે પાટલા એક વર્ષના રિટર્ન જોઈએ તો minus eleven point six percent છે પાચ year cager returns thirty point five percent પર છે two hundred DMA બે હજાર ને અગિયાર રૂપિયા છે two hundredDMA two thousand eleven rupeesRSIfourteen thirty three point four છે આ લિસ્ટ માં નેટ કંપની છે એશિયન પેન્ટ ninety fourteen two start એશિયન પેઇન્ટ ગ્રુપ ઇન્ડિયામાં લાર્જેસ્ટ પેન્ટ મેન્યુફેક્ચર છે અને બીજા પ્રોડક્ટ જેમકે Organic composites solvent Thinner manufacturer કરે છે શેરહોલ્ડર મિક્સ માં જોઈ લઈએ તો પ્રમોટર શેર fifty two point two six percent છે FISeighteen point five six percent DISeight point seven four percent પર છે અને પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ nineteen point nine nine percent છે આ સિવાય ગવર્મેન્ટ ના zero point zero four percent investment છે અને બાકી અન્ય zero point zero four percent છે આમાં એલ. આઇ. સી ઇન્ડિયા અને એસબીઆઈ nifty fifty જેવા નામ શામેલ છે Asian Paints strength જોઈએ તો જુદા સેગમેન્ટમાં એક Dominant position પર છે Domestic market fifty percent વધુ માર્કેટ શેર છે second largest player sharing જોઈએ તો લગભગ sixteen percent છે Decorative paint segment Indian paint industryETCeighty five percent શેર ગણાય છે એમાં કંપનીનું શેર લગભગ sixty percent છે આ સિવાય Asian Paint sixteen nineteen percent સારુ Operating margin છે Asian Paint weakness Material cost total cost fifty percent હિસ્સો છે જેમાં Titanium dioxide Crude by product મોટાભાગે Material cost વધી જાય છે Raw material cost વધવાના લીધે Profitability ઓછી થઈ જાય છે જોકે કંપની પાસે આ cost કસ્ટમર ટ્રાન્સફર કરવાની flexibility છે પણ ઇન્ડસ્ટ્રીયલ માર્કેટમાં આનો સ્કોપ લિમિટેડ છે Valuation wise Asian PaintPEindustrial કરતાં વધારે છે જો industryPEfifty seven point nine Asian Paintsseventy eight point eight one seventy eight point eight one છે institutional holding Promoters share zero point zero one percent નો વધારો થયો છે અને FISzero point zero five percentDISzero point three two percent નો વધારો જોવા મળ્યો છે સ્ક્રીન પર અમે અમુક Key financial technical indicators જોઈ શકીએ Asian PaintsCMPAsian Paints Current market price three thousand one hundred eight point five rupees eighty two point four two equity zero point one three પણ છે અને પાંચ વરસ નું Sales cager fourteen point one percent growth કરી રહ્યું છે ROEtwenty three point two percent પણ છે અને છેલ્લા એક વર્ષના returns minus one point one one percent પર છે પર છે CAGR returns twenty one point nine percent પર છે two hundred DMA two hundredDMA

આ કંપનીએ vertically integrated Defence and Aerospace Electronics Solution provider છે આ કંપની Defence product industry કરે છે Shareholder report packing ne જોઈએ તો Promoter share forty-five points seven-six percent છે one point six percentFISinvestment છે nine point two four percentDIS પાસે છે પબ્લિક શેરઆમાં fourty three point four percent છે DISAxis Mutual Fund TATA aia insurance જેવા નામ સામેલ છે કંપનીની strength જોઈએ તો કંપનીએ છેલ્લા પાંચ વરસમાં one sixty-three percent Compounded profit growth જોઈ છે અને પાછલા ત્રણ વર્ષોમાં એક્સોત્રીસ Personal growth જોઈએ છે Company management ત્રણ દેશો થી Design development અને Aerospace and Defence Electronic Manufacturing Established track record છે જેનાથી કસ્ટમર અને સપ્લાયર થી Strong relation કાયમ થાય છે કંપનીના major customer Ministry of defence Defence research and development organisation Brahmos Aerospace Private Limited Bharat Electronics Limited Hindustan Aeronautics Limited જેવા નામ સામેલ છે કંપનીની weakness જોઈએ તો તો ફક્ત એક જ વાત છે કે સ્ટોક valuation high છે એટલે ઈન્વેસ્ટર પહેલાથી જ ઈન્વેસ્ટ કરી ચૂક્યા છે સ્ટોક નું sixty six point five industry thirty nine point five છે Data patterns institutional holding Promoter share zero point one four percent નો વધારો થયો છે FISzero point one seven percentDISzero point nine nine percent નો વધારો થયો છે સ્ક્રીન પર અમુક key financial indicators છે આપણે જોઈ લઈએ Data patterns current market price one thousand three hundred fifty six point four fivePEsixty four point three eight equity zero point zero two પર છે

Hello સૂરજ મજામાં હ નિખિલ ઘણા દિવસે હા ભાઈ ઘણા દિવસે અચાનક યાદ આવી કે ભાઈ શું કરે હા બસ હતું ભાઈ મને જૂના દિવસે આપળે ફરવા ગયા હતા યાદ હ Three, Picnic માટે હા ઘણી બધી picnic જોડે જોડે કરી હતી બહુ Best હતી અત્યારે મને યાદ આયવી આ Mount abu વાળી યાર યાદ છે અલા Mount abu ને કેવી રીતે બોલાય તો નઈહાહા હા Starting સ્ટાર્ટિંગ માં તમે ભાઈ ના પાડતા કે ના ભાઈ મારે નથી આવવું. મારા મેરેજ માં જવાનું. અચ્છા એવું છે હા હા. બરાબર હજારતી વખતે. શું? તિરુપતિ માતા કરો. હાતિરુપતિ ત્યાં બહુ મજા આવી રાઈટમાં બેઠા તા આપણેહા બિલકુલએ તોદર વખતે હાબહુ જ બહુગાય એ બસોના અંદર ભાઈ બહુ જ મસ્તી કરતા હતા હા પેલા ગીરવાળા પ્રવાસો આપણી અમદાવાદકાંકરિયા હા પ્રાણીઓનીચલા ધોરણ પ્રાથમિક શાળા તળાવનાઓવે ઓવે હાબોલ બોલ કરેતને યાદ છે યાદ છે ભાઈ કેવી રીતે ગુરુવારે નવમને યાદ અને બહુ જ મજા આવી ગઈ હતી તો ભાઈ યાદ આવ્યું આપણે માઉન્ટનથી ખોદવામાં આવેલું તળાવ છે યાદ એટલે સાહેબ તો તે આપણે બંને જઈએ ગીતો ગાતા ભાઈ હજી સુધી યાદ છેઆહવે તુંમને યાદ છે બહુ સારું હતું શું મજા આવીહા સાચી વાત અસરનું પાકીટ હા બહુ ખતરનાક અને મારવાડી તો નથી બહુ મસ્તી કરતો પ્રવાસ. નવો પ્રકાશ પ્રકાશ બધા પ્રવાસોથા. પ્રિયાંશીપ્રિયાંશીહવે સરના ખિતાબથી પાકીટ પડી ગયુંસર ખુર્દ. ભાઈને? સાહેબ ના પૈસા થી. એ પ્રવાસમાં પડતો અને મજા કરતો હતો

મજાક મજાક અને બતાવો. મજા પ્રવાસી અને સારા પંજાબ. અરે વચ્ચેમન્ન.

સાચી વાત મને લાગી પછી ખબરહા યાદપછી આપણેહા બહુ મજા આવી આ ગાડીમાં ભાઈ દેખાતો અલા યારઅભય અભયને કિરણ એસાચી વાત ભાઈઅલા જોરદારહા હા

એનો ભાઈ આનો રેકોર્ડ છેહા ભાઈ અને એનું ભાઈ પેડ ક્રાફ્ટ થઈ જાય હા હા બાકી બસ ભરાઈ ગઈ વરસાદના તોઅલાહા એ બિહાર જવા દો બધા થોડું થોડું ખાય. હા, એતો કવ હૂઁ. હા એ ટીકાતો તો તું ભીખા કરતો તો? હા. વિનુભાઈ સિલ્વસસાથી સારું કરો. તેજ઼ ને ભાઈ. પછી આપને. ગિર માં બી મજા કરાઓકે મજાક? હા. બહુ મજા આઈ થી અલગ અલગ. હા હા. એ તો ભાઈ દિવસે બેઠો હતો

તાપમાન અને. ખબર કઈ? સાજીવાવ. એને નો. એ દિવસે જણાવો. ઝી કોતર કોઈને કોઈ બોલતા. બોલે મારે.

અને એમને કેવી રીતે ભૂલી શકીએ? બહુ સારું. જવાની બહુ મજા આવતી. હા યાદ આવે. અને બધા સ્કૂલ. પિકનિક કરીએ. હા બહુ મજા આવશે. કોઈ સારી જગ્યાએ જેમ કેહાલ. અને એનાનજીક રાખીએરાજસ્થાનમાં હા હા હા હાગોવા માટે હમણાં હાલ તો બારમું પાસ કરો. ફુલ સ્ટોપ.

સન તિવાઈ. મતલબ ના ના બીમાર. મતલબ.

માર વિચારે પ્રોગ્રામ ભાઈ કામ કરીએ. માં ઉદયપુર. અરે હા. કે ભાઈ હું ના માટે તો પછી. અમદાવાદ, ચાલિસાલા. હા ઈ સી બીચ. દુનિયા બી બસમાં તાજી થઇ જશે. લિમિટેડ છોકરા છોકરીઓ.

શામ ભી બહુ સારી છે કારણ કે તે નેતા વખતે બહુ કરી શકાય. સુરત Two વાગે જતીનભાઈવતો ને યાર. Two વાગે જાવ તૈયાર. તું વચ્ચે વચ્ચે બ્રેક લઈ લે તો તો મીની બ્રેકીને અડધો અડધો આપણે બંને ભેગા ભેગાઘરે યાદ કર

ના એજ કરુ છું આતો ફ્રેન્ડ્સ કહેતા હતા કે વઘારેલી ખીચડી બનાવી છે પણ એની રેસીપી મને આવડ્તી નથી તુ મને હેલ્પ કરીશ? હા તો એક વાર જે જે વસ્તુ સામગ્રી જોઇએ એની લીસ્ટ મને કહી દે

હા

હમ્મ હમ્મ

હુ હા